તો કર્યા કરો

ચલો movie જોવા જઈએ દીવસે કામ પહી તમારા friend ને લેતા આવજો હું મારા friend ને મારા ફિલપમાં હુ મારા friend ને નઈ boyfriend ને લેતો આઈશ તમારે boyfriend છે?

શું છે આ નામ મને સંભળાયુ નહિ બરાબર શું કીધુ?

yes તમારે લાગે છે બોલવામાં તકલીફ છે જીભની ઈલાજ કરાવી દેજો પછી હુ operation ના પૈસા આપી દઈશ તમારે બવ પૈસા વધી ગયા લાગે છે saving કેટલુ કર્યુ છે મારે saving ની જરૂર નથી insurance છે કેટલાનુંં insurance life insurance ઘણા બધા છે મારુ નામ લખાવજો nominee માં થોડો મનેય મલે ના nominee માંં ઘણા બધા નામ already છે તમને આપીને શું કરીશ હું એના કરતા ગરીબોને દાન ના

થોડુ અમારુ ભી લખાવી નાખો અમે ભી થોડુ ખઈ પી લઈએ એના માટે તમને મારો boyfriend બનવુ પડશે

ખરાબ નસીબ નહિ હોનવા તો શું કામ એવુ વાત કરી રહ્યા છો

પાંચ જોઈએ તોય આપી દઈશ પચ્ચીસ રૂપિયા આપી દઈશ ના પાંચ પચ્ચીસનો meaning પાંચ પચ્ચીસ રૂપિયા જ ના હોય હવે

થોડી થોડી લાંબી બુદ્ધિ ચલાવો ખ્યાલ આઈ જશે પાંચ પચ્ચીસ પાંચ દુ ને પચાસ પચાસ રૂપિયા આપીશ બસ પાંચ ના બદલે પચ્ચીસના બદલે તમને

રહેવા દો કોઈ જ જરૂર નથી આપણે તમારે જોતા હોય તો હું આપી દવ તમને હું તો એમનેમ ખબર નથી મારા purse માંં કેટલા પૈ

અને અહિયા મર mercedes છે BMW કઈ પેલી પેલી નાના છોકરાવાડી આવે છે જે ચલાવવાની એ

એ તમાર કોણ તમારો phone હતો એ રહ્યો ના મારે એ ફેક્ટ એવાનું આખુ business છે એ જે mobile વેચે છે ને એનુ આખુ business છે મારુ

એકાદ બે sample રાખુ છુ

ગજબ તમારે VIP શોખ છે આવા ભી ખિચામાં

નાનપણની યાદો તાજા થાય ને એટલા માટે જેમકે તમને લોલીપોપ ખાવુ ગમે છે એ રીતે મને નાનો ફોન use કરવુ ગમે છે વાહ

તો પછી વિચાર ભલે અલગ હોય રસ્તા અલગ હોય પણ મંજિલ કદાચ એક જ છે target સાચી વાત છે એમા અત્યારે અમારે જે TL છે ને અમે અમે જ્યા job કરીએ એમા ધર્મેશ sir એ બહુ જ જોરદાર નાચે છે

એક વાર dance નો video બનાઈને મોકલજો મને અમે ભી જોઈએ કેવુ નાચે છે બહુ જોરદાર એ તો સવાર સવાર આવવુ પડે તમાર પાંચ વાગે પાંંચ વાગે આઈ જાય છે એ? એ તો અમારે અંદર અંદરની વાતો અચ્છા સરસ કશો વાંધો નહિ સારુ ચલો ફરવા જઈએ ક્યાક આપણે ક્યા જવુ છે? ચલો દિલ્હી જઈએ દિલ્હી દિલ્હી નહિ મનાલી જઈએ આ વખતે મનાલી નથી જવુ જે દિલ્હીમાં છે નહિ એ દિલ્હીમાં જે મનાલીમાં નહિ હવે મનાલીમાં તો ઘણુ બધુ જોવા જેવુ છે કેટલા મસ્ત બર્ફિલા પહાડો છે

એ નઈ અમદાવાદમાં alpha one જતા રહો એના કરતા જોયુ છે મે alpha one અને એ

બવ time થઈ ગયો બે ત્રણ વરસ પેલા જ બે ત્રણ વખત જોઈ લીધો બે ત્રણ વખત ગયેલા alpha one માં

picture જોયેલુ એકેય picture horror house માં ગયેલા કદી? ના pizza ખાવા ગ્યા તા picture જોવા ગ્યા તા અને એક mobile લીધો હતો ત્યાં કઈ કંપનીનો?

શું ભાવે પડ્યો ત્યાં આગળ?

મીંડા કેટલા આવે એમાં અરે હું તમને મીંડા ગણાવવા થોડી બેસુ

મને આવી બધી જગ્યા નથી ગમતી ના જવાનુ પસંદ કરુ તો કાંકરિયા જઈએ આપડે zoo જોવા

ગાંધીનગર જઈશુ આપડે ઈન્દ્રોડા પાર્કમાં જઈએ એ તો mostoff કપલોનું જ છે આપડે બન્ને આવ આપડે બન્ને friend છીએ બધી જગ્યાએ ના જવાય કેમ ના જવાય? તમારે ખાલી નોરા ફતેહીનું dance જોવુ હોય ને તો હુ તમને clip આપીશ તમારે આમા નોરા ફતેહીનું dance મસ્ત છે તમે આમ fully screen માં તમે જોઈ શકો છો તમારી favourite serial કઈ છે? favourite serial માં તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા એમાં જેઠાલાલનું character મારે સાવધાન india crime patrol ઘની બધી એમ show આવે છે સોની સબ ઉપર એ બધા જોવા હોઈ તો જોઈએ તારક મહેતા ભી જોવો એક વાર તો મજા આવશે એમાં પણ

પોપટલાલ ને ઓળખો પોપટલાલને જેના લગન નોતા થયા એ બિચારાના બધુ તમે કર લો ને સારુ હું ના કરી શકુને celebrity છુ હું normal માણસ છુ એમાં શું celebrity લગન ના કરે? એવુ કોને કીધુ? વરુણ મારી જોડે ના કરે ને એવુ કઈ ના હોય કરવા વાળા કરી લે

એવુ નહિ એટલે celebrity માં કોને ઓળખો છો જે હેને લગન અને normal માણાહ જોડે કર્યા હોય એને હાલમાં કોઈ યાદ તો ન હોય એટલા બધા અને એટલો time કોની જોડે હોય એવુયે ધ્યાન રાખવાનો time તો હોવો જોઈ અમારી જોડે અમે એટલા busy માણસો હોઈએ છીએ એવુ છે અચ્છા મારો જે face છે એ ક્યા heroine થી match થાય છે?

એમાં પેલો અજય દેવગનની જોડે એક

heroine નય એની જોડે ભી એક ખબર એક જાડી હતી એના આમ ના બીજુ એક picture યાદ કરાવુ દેખો આપડે બેટા picture જોયુ બેટા

દિક્ષિતના ત્યાંં માથામાંથી ગુલાબ કાંઢે ચેવુ face હતુ copy to copy એની જેવુ

બાકી જોરદાર હતો a one heroine જેવી હુ તમારી favourite heroine ની વાત નથી કરતી

છોડો તમારી જોડે વાત કરવી જ બેકાર છે ચલો દિલ્હી ફરવા જઈશુ આપણે ક્યારે જવાનું છે? program બનાવો તમે શિયાળામાં તો ના જવાય

વાંધો નઈ જઈ આઈએ

લાલ કિલ્લો જોતા આઈએ લાલ કિલ્લો જોતા આઈએ આપણે લાલ કિલ્લો નઈ ઘણી બધી વસ્તુઓ છે ત્યાંની છોકરીઓ જોવા જેવી છે એવુ છે?

દિલ્હીની છોકરીઓ જોવા માટે લોકો દુર દુરથી આવે છે દિલ્હીની કુડી નામ સાંભળ્યુ છે દિલ્હીની કુડી ના એવુ કાંઈ સાંભળ્યુ પંજાબની કુડી સાંભળ્યુ દિલ્હીની કુડી તો કદી નહિ સાંભળ્યુ

મને આપડે છોકરીઓને કુડી કેવાય છોકરાને શું કેવાય? કુડો? હા પંજાબીમાં છોકરીઓને કુડી કહેવાય અને છોકરાઓને કુડા કહેવાય

તમારે ગુજરાતીમાં શુંં કેવાય? છોકરા અને છોકરીઓ

છોરો અને છોરી કેવાય અમારે છોરો ને છોરી કેવાય ગામડામાં છોરો ને છોરી કેવાય છે

હા છોરો ને છોરી કેવાય અમારે પંજાબીમાં છોકરીને હુંડા કેય કુડી કહેવાય અને છોકરાને કુડા કહેવાય કુડા કુડા કુડા તો કચરો ભી થાય ને

તમે કુડો કુડો કરો છો યાર તમે ખોટી ખોતી બેઈજ્જતી કરાવો છો વગર કામની

ઈક મુંડા મેરી ઉમ્ર કા હાય

દીલો કી બાતે નહી

તમે એક વખત ભોજપુરીમાં આઈ જજો ને industry માં ખબર પડશે કે મારે

હા અમારે ખાલી દિનેશલાલ યાદવની personality જો જો ખબર પડી જશે ટક્કર કોને કહેવાય

અમારે ખાલી વિક્રમ ઠાકોરની ક્લિપુ મોકલી દઈશને તો કશુ નહિ બાબજીનુ ઠુલ્લુ લઈને અવી આવે હવે તને શું ખબર તમનેય શું ખબર? મને તો બધ્ધી ખબર છે

એક વાર જોઈ લેજો મા બાપના આશીર્વાદ picture જોવો ખાલી શું એનુ character છે

હુ એને like નથી કરતી તો નથી એને ક્યાંથી like કરુ પછી એના ચપ્પલ લેય ને મમ્મી પપ્પાના ચપ્પલ બિચારા મરી જાય તો એના મમ્મી પપ્પાના જાય છે એ રહ્યો આવીને ચપ્પલની પુજા કરે છે એને કેવાય ખરો છોકરો હમ તમે તમારા મમ્મી પપ્પાના ચપ્પલની પુજા કરેલી છે? ચપ્પલની પુજા થોડી થાય? પણ એ એક feeling આવે એક ભઈ મા બાપથી કેટલો પ્રેમ કરે છે એ હમ લાગે છે તમે બવ વધારે કરી છે હા કેમ તમે નઈ કરતા? કરીએ છીએ પણ અંધશ્રદ્ઘ વિશ્વાસ રાખીએ છીએ અંધવિશ્વાસ નથી રાખતા અચ્છા